ઉચ્ચ વસ્તુ ની રચનાની વિસ્તૃત હારમાળા આપણને મંત્રમુક્ત કરવામાં કદી નિષ્ફળ નહિ જાય તેમ છતાં આવૃત બીજ ધારી વનસ્પતિ ઓની રચના કે બાહ્યકાર વિદ્યાના આની વિશાળ વિવિધતા દર્શાવે છે કે મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ અને ફળ વગેરે ની હાજરીથી વર્ગીકૃત કરાય છે બાહ્ય કાળ વિદ્યાકીય એ અન્ન અન્ન લાક્ષણિકતા ઓ ને આધારે વનસ્પતિઓના વર્ગીકરણ વિષે વાત કરી કોઈ પણ ઉચ્ચ વનસ્પતિ

આપણે વનસ્પતિ ઓન વિવિધ ભાગો માં રહેલી શક્ય વિવિધતાઓ જોવા મળતા તેમના પર્યાવરણ તરફ ના અનુકૂલનો વિષે જાણવાની પણ જરૂર છે દાખલા તરીકે

જો તમે કોઈ પણ નિંદણ ને જમીન માંથી બહાર ખેંચશો તો તમે જોશો કે તેઓ બધા મૂળ પ્રકાર અને પર્ણ ધરાવે છે તેઓ પુષ્પ અને પર્ણ પણ ધરાવી શકે છે પછી પુષ્પ વનસ્પતિ ઓનો ભાગ ભૂમિ ગત ભાગ માં મૂળતંત્ર છે જો તમે કોઈ પણ નિંદણ ને જમીન માંથી બહાર ખેંચશો તો તમે જોશો કે બધા મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે તેઓ પુષ્પ અને ફળ પણ ધરાવતી ધરાવી શકે છે આ પુષ્પ વનસ્પતિ ઓનો ભૂમિ ગત ભાગ મૂળ તંત્ર છે

દ્રિતીય તૃતીય મૂળ તરીકે ઓળખાય છે પ્રાથમિક મૂળ અને તેની શાખા ઓ શોઘી ને મૂળ તંત્ર નિર્માણ કરે છે જે રાહી વનસ્પતિ માં જોવા મળે છે

તંતુમય મૂળ તંત્ર નિર્માણ કરે છે જે ઘઉં જેવી વનસ્પતિ માં જોવા મળે છે. Monstella અને વડવૃક્ષ જેવી કેટલીક વનસ્પતિ ઓ માં ધ્રૂણ મૂળ શીવાયના ભાગોમાંથી મૂળ વિકાસ પામે છે અને તેમને આંગતુ કે અસ્થાની મૂળ કહે છે મૂળતંત્ર ના મુખ્ય કાર્યો જમીન માંથી પાણી અને અદ્રાવ્ય નું શોષણ વનસ્પતિ ના અન્ય ભાગો ને જકડી રાખવા સંસિદોષો નો અને વનસ્પતિ માં વૃદ્ધિની મૂળા મુકવાનું સંલેષણ કરવું તે વગેરે છે મૂળ ના પ્રદેશો મૂળ મૂળ તેમની ટોચ ના ભાગે તો મૂળ તોપ કહેવાતી તોપ માં ટોપચ અંતરું અંગોલેત્ર

પાતળી દીવાલ અને ઘાટ જીવ રસ ધરાવે છે આ પ્રદેશ ની નજીક ના કોષો તવરુત સ્વાલંબન વિશ્રુતિકરણ પામે છે કરે છે અને મૂળ ની લંબાઈ માં વધારો વૃદ્ધિ માટે જવાબદાર છે આ પ્રદેશ ને વિસ્તરણ માં પ્રદેશ કહે છે વિસ્તરણ પ્રદેશ ના કોષો ક્રમશ વિભેજીત અને પરિપક્વ થાય છે આથી વિસ્તરણ પ્રદેશ ને નિકટ વર્ષી વિસ્તાર ને પરિપક્વ પ્રદેશ કહે છે આ ઉપર પૈકી ના કેટલાક અધિકતરીય કોષો ખુબજ ખુબજ નાજુક અને દોરી જેવી પાતળી રચના ઓ ધરાવે છે

રૂપાંતરણો કેટલીક વનસ્પતિ માં મૂળ તેનો આકાર અને રચના બદલે છે અને પાણી તથા દ્રવ્યો ના શોષણ ના કર્યો માટે રૂપાંતરિત થાય છે તેઓ આહાર ખોરાક ના સંગ્રહ ને શ્વસન માટે રૂપાંતરિત થાય છે. ના અને ખોરાક સંગ્રહ કરે છે અને કેટલાક વધુ આવા ઉદાહરનો આપી શકો છો શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે?

મકાઈ અને શેરડી ના પ્રકાંડ મૂળ ધરાવે છે જે પ્રકાંડ ની નીચે ની ગાંઠો માંથી ઉદ્ભવે છે તેને અવલબંન મૂળ મૂળ કહે છે દલદલ વિસ્તાર માં વિકાસ પામતી જેવી કેટલીય વનસ્પતિ ઓમાં ઘણાં મૂળ જમીન માંથી બહાર આવે છે અને ઉપર તરફ અનુલંબ જે વિકાસ પામે છે આવા મૂળ ને શ્વસન મૂળ કહે છે જે શ્વસન માટે Oxygen મેળવામાં માં મદદ રૂપ છે પ્રકાંડ પ્રકાંડ એવી કઈ લાક્ષણિકતા છે કે જે પ્રકાંડ ને મૂળ થી જુદું પાડે છે પ્રકાંડ અંગે એવી શાખા ઓ વિશાળો અને ખડ ધારણ કરતો અશ્વો નો ઊધ્વગામી ભાગ છે તે અંકુરિત બીજ ના ગુણ ભ્રુણ ના ભૃંઆંગ માંથી વિકાસ વિકસે છે પ્રકાંડ એ ગાંઠો અને આંતરગાંઠો ધરાવે છે પ્રકાંડ કે જ્યાં પર્ણ ઉદભવે છે ત્યાં ગાંઠ તેને કહે છે જયારે બે ગાંઠ વચ્ચે રહેલો વિસ્તાર આંતર ગાંઠ છે. પ્રકાંડ કલિકાઓ ધારણ કરે છે જે અગરીય કે વૈભવ પકવે છે પ્રકાંડ સામાન્ય રીતે તરુણ હોય છે જયારે મૂળ અને પછી થી પછી થી ઘણી વાર કાષ્ઠીય ઘેરા કથ્થાઈ રંગ નું બને લઉં છે

એવા જુદા જુદા કાર્યો માટે રૂપાંતરિત થાય છે જે વૃદ્ધિ પામવા માટે ની પ્રતિકૂળ પરિસ્થિતિ માં ઉછેર તંત્ર છે મદદ કરતા અંગ તારી કે નો ભાગ ભજેવે છે. પ્રકાંડ સૂત્રો કે જે હોય અક્ષત લિખાઓ માંથી વિકાસ પામે છે તેઓ પાંચાળ તથા કલ રીતે કામળાયેલા હોય છે. મદદ કરે છે દાખલા તરીકે કમરો કોળું તરબૂચ અને દ્રાક્ષ નો વેલો આવા ઉદાહરો છે પ્રકાંડ અને ક્યારે સાક્ષી ની પૂર્થવી ની માં પ્રકાંડો માં પણ રૂપાંતરિત થાય શકે છે આવા આવા પ્રકાંડ તમને કોઈ બગન વેલ જેવી ઘણી વનસ્પતિ ઓ માં જોવા મળે છે તેઓ પણ માંથી વનસ્પતિ ઓ ને રક્ષણ આપે છે આવા પ્રદેશો ની કેટલીક વનસ્પતિ ઓ ના પ્રકાંડ ટકતા જેમાં ન મળે તો વર્તમાન થાય છે તેઓ દ્રવ્ય ધરાવે છે અને કેટલીક વનસ્પતિ ઓ માં પ્રકાંડ દ્વારા કેટલાક ભાગો નાશ પામે છે અને નવા ભાગોનું નિર્માણ થાય છે ફુદીનો અને જીની જીની વનસ્પતિ ઓ માં મુખય શરીર ના તાલ અને તાલ ભાગ માંથી ઉગે છે તાલ માંથી ઉપર તરફ પથારી પથારી અને હલ તરફ અને હાવી રીતે હવાઈ રીતે વિકાસ પામે થોડાક એમાંય માટે કમાન સશત માટે નીચે તરફ વળી જમીન ના સંપકાર માં આવે છે

ખુબ વનસ્પતિ ના અંગો છે લાક્ષણીતા ઓના મુખ્ય ત્રણ ભાગો દર્શાવે છે પર્ણ ગંધ પર્ણ તલ અને પર્ણ ફલંન પર્ણ ફળ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે ને ઘણા ખરા બે શાસ્ત્રી ઓ આવી રચના ધરાવે છે હું તેને કહું છગુ એક બાજુ માં એકદલી માં પર્ણ તલ આવરણ માં વિચલિત થાય છે જે આવરણ માં પ્રકાંડો નો આખો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

hello

મતલબ પેહલા તો કઈ હતું જ નહી એમ કેઈ એ તો પણ ચાલે એના પેહલા nineteen માં ફોન પણ નાતા TV પણ નતુ એ electronic એટલી બધી વસ્તુઓ પણ નતી technology આવતી રહી અને આપડી જીદંગી જe છે એ change થતી ગયી જેમકે હા life style એકદમ change થઇ ગયી

online processing online payment online earning અત્યારે online business પણ કરી શકાય

robot કે કઈ આગ લાગી હોય એમાં emergency તો fire brigade એ માણસ ને કચરો ન આવે આગ લાગે તો એટલા માટે જે સરકાર જે છે

એક ગાડી એવી કાઢી છે robot કે આપડે remote થી control કરી શકીએ અને જે fire જે લાગ્યું હોય એને બુઝાવી શકીએ તો આવી આપડી technology એ બહુ આગળ વધી ગયી છે હમ અને અત્યારે તો મતલબ LED light પછી અત્યારે ફોન માં બી બહુ બધી new new future આવે છે મતલબ camera camera લેવાની જરૂર જ નથી પડતી infact મતલબ ફોન ના પણ એટલા camera વગેરે હોય છે sound quality પણ સારી હોય છે

આપને દર મહિના નયા નયા ફોન launch થાય એમાં futures પણ અલગ અલગ આવતા રેહે છે

computer working પણ કેટલાક લોકો ફોન કરતા હોય છે જે મકે share market તે સાભળ્યું છે share market એ બી online થાય છે digital earnings છે

માં મતલબ lighting પણ available હોય છે પછી automatically હા

આપડે બોલે speaker google google વગેરે બધું જ start કરીએ